એ તો ખુબજ એટલે ખૂબ સરસ હતું અમે તો હસી હસી ને લોટપોટ થઈ ગયા હતા એટલું સરસ હતું એના પેલા જે આના મુખિયા નાટ્યકાર પેલા સિદ્ધર્ત રનદરયાન આમનું આમનું આમનું અનુભવ અને અમને એ જે કામ કર્યું છે એ નાટક મા એ ખરેખર પ્રસંસનીય છે એ બોજ સરસ કામ કર્યું છે એમને તમને પણ કોઈ દિવસ મોકો આવો માડી જાય એ તો તમે પણ જોવા જજો જરૂર થી જજો ચોક્કસ ચોક્કસ જરૂર થી જઇસુ અમને હાસ્ય કલાકાર તો એમ પણ બોજ ગમે છે તમને પાલું ખબર હસે તારક મેહતા ની વરતવો ને બધુ એ તો મારૂ પ્રિય નાટક છે

એની અંદર ના બધા પત્રો જેઠાલાલ છે બાપુજી છે ટપુ છે એ બધા ને તમે સરસ અભિનય જોવો તો તમારું મન ખુશ થઈ જાય એ એના તો દરેક વરતવો સરસ હોય છે તારક મેહતા ની પણ એ તો એની તો એક સિરિયલ પણ આવે છે ને TV ઉપપર હા તો એક તારક મેહતા એ બહાર પડીયૂ હતું એના પરથીજ આ લોકો આ પ્રસારણ ચાલુ કર્યું છે

બધા પત્રો બધા જે કાલ્પનિક પત્રો એ લોકો એ હકીકત મા લાવી ને એના પર થી પ્રસારણ ચાલુ કર્યું છે અને એ જોવાની પણ મજા આવે છે હમ બરાબર છે. તો પછી તમને કયું ગમે છે નાટક તમને વચવાનું ગમે છે કે TV ઉપપર જોવાનું ગમે છે જોવાનુજ ગમે ને અપડી સહમે પ્રસારણ કરતાં હોય એ લોકો ના હવ ભાવ છે સરસ ધ્રાસયા છે એ લોકો નું સંગીત છે એ બધુ સંબડવાનું જોવાનું વધરે ગમે વચવા કરતાં

હા ખબારજ છે ને એ તો સાવથી વધરે ચાલે છે

હા હા કઈ કસુ પણ થઈ દયા ભાભી ગરબા રમવાનું ચાલુ કરી દે

સુખ હોય દુખ હોય કસૂક મેડ ના મેડ દરેક વાત મા ગરબા તો કરવનાજ બરાબર સરસ સરસ ના ના જાણી ને ખરેખર આનંદ થયો આવું કઈક હાસ્ય નાટક પણ આવે તો તમે મને જરૂર જરૂર થી કહસો બરાબર છે હા હા હા ચોક્કસ ચોક્કસ કીધું ને ચોક્કસ કીધું ને તમને લઇજ જવું પડસે આટલી બધી વાર તમે મને કીધું છે હવે હું નઈ લઈ જાવ તો પછી હું પણ નઈ જય સકું એવું થઈ જવું છે મને

પણ અવે તમે ગામ ના બીજા છેડે રહો તો પછી અમારું અચાનકજ નક્કી થઈ ગયું તો પાછું ક્યાં તમને આવો તમે અપડે માડીએ જઇયે મોડુ થઈ જાત ને કાલે છેલ્લો દિવસ હતો સારું સારું તમે next time જાવ તો જરૂર જરૂર થી કહજો હા હા ચોક્કસ ચોક્કસ ભારતીય ધર્મો ભારતીય ધર્મો દક્ષિણ એશિયાઈ ધર્મો અથવા ધર્મો ધર્મો એવા ધર્મો છે જે ભારતીય વિશ્વના ગણા ધર્મો ના મૂળ તરીકે ઉદ્ભવ્યા છે અને ધર્મો પર આધારિત છે. ભારતીય વિવિધ ગાળ ગાળાઓ હાથે હિન્દૂ હિંદુના વૈષ્ણવ ધર્મ જૈન ધર્મ બુદ્ધ ધર્મો અને શીખ ધર્મો અને ઉભરતી ધર્મો સમયે વિશ્વમાં ફેલાઈ છે. આ તમામ ધર્મો તેમના સામાન્ય મૂળ અને કેટલાક પરસ્પર લીધે મૂળભૂત માન્યતાઓ સમ સંપ્રદાયો અને ધાર્મિક સંસ્કારો માં ઘણી સમાનતા ધરાવે છે. ઘણી વાર આ બધાને ઘણા ધર્મો અને સંપ્રદાયના ધર્મો માનવામાં આવે છે. તે બધાને હિન્દૂ કેવામાં આવે છે. આ તમામ ધર્મોને પૂર્વીય ધર્મો તરીકે અધિકૃત કરવામાં આવે છે. જો કે ભારતીય ધર્મો ભારતીય ઇતિહાસ ઘ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. તેઓ ધાર્મિક સમુદાયઓ ની વિશાળ શ્રેણી ધરાવે છે. અને તે ભારતીય ઉપગણ સુધી માર્યાદિત નથી. સમાન સંસ્કૃતિ આ ધર્મ ના અનુયાયીઓ વિચારધારાઓ પ્રક્ષેપણ અને સામાજિક સુમેળને કારણે અમાન્યાતાઓને વ્યાપક હિન્દૂ ધર્મોના પેટા વિભાગો અથવા પેટ જાતિઓ તરીકે પણ ગણવામાં આવે છે. મંદિરો મઠો ધર્મ સ્થાનો તહેવારો સંસ્કુતિ પરંપરાઓ કર્મકાંડો જાતિવ્યવસ્થા ભ્રહ્માંડસાસ્ત્ર કર્મશાસ્ત્ર સાહિત્ય વેદ કેલેન્ડર આ બધા ધર્મોમાં એક વસ્તુ સમાન છે. દરેક ધર્મોના લોકો માટે દરેક ધર્મોના મંદિરો માં જવાનો રિવાઝ છે. આ બધા ધર્મો જાતિ વ્યવસ્થાને અનુસરે છે. હિન્દૂ ધર્મ ને સામાન્ય રીતે વૈષ્ણવસત્તમ તરીને વર્ગીકૃત કરવામાં આવે છે.

બીજો સૌથી મોટ્ટો અને સૌથી જૂનો ધર્મ છે. સો કરોડ થયો વધારે લોકો આ ધર્મ નું પાલન કરે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત નેપાળ અને બાલી ટાપુઓ માં બહુમતી ધર્મ છે. ઈશાન ઇન્ડોનેશિયા બંગલા દેશ મ્યાનમાર

ભારતની રાજકીય આર્થિક નૈતિક લાક્ષણિકતાઓ પર જૈન ધર્મ નો અભાવ નોંધ પાત્ર છે. ભારત ના ધર્મો માં સૌથી શિક્ષિત જૈનો છે. જૈન પુસ્તકાલયોને ભારત માં સૌથી પ્રાચીન પુસ્તકાલયો ભણવામાં આવે છે. મહાવીર ના ઉપદેશો આ ધર્મ ના માર્ગદર્શક છે. બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ એ વિશ્વ નો સૌથી મોટો ચોથો ધર્મ છે. અને એશિયા નો સૌથી મોટો ત્રીજો ધર્મ છે. ધર્મો ની શરૂવાત સિદ્ધાર્થ ગૌતમ દ્વારા કરવામાં આવી હતી. એશિયા માં બાર ટાકા વસ્તી ધર્મો ને અનુસરે છે. તે કિસાન મ્યાનમાર અંગોંદિયા, થાઈલેન્ડ, શ્રીલંકા, તિબેટ અને મગોડીયા માં મુખ્ય ધર્મ છ. ચીન તાઇવાન ઉત્તર કોરિયા દક્ષીણ કોરિયા સિંગાપુર અને વિએટનામ માં નોંધ પાત્ર સંખ્યા માં બૌધો વસે છે. શીખ ધર્મ શીખ ધર્મ એ વિશ્વ નો પાંચમો સૌથી મોટો ધર્મ છે. લગભગ ત્રણ કરોડ લોકો આ ધર્મ નો પાલન કરે છે. પંદરસોમાં ગુરુ નાનક દ્વારા

તે ભારત માં ચોથો સૌથી મોટો ધર્મ છે. ભારતીય વસ્તીના બે ટાકા ની નીચે ની વસ્તી ધરાવે છે. ભારત ઉપરાંત શીખો કેનેડા નેધર સ્ટેટ્સ પાકિસ્તાન અફગાનિસ્તાન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 નવા ધર્મો તરીકે ગણવા માં આવે છે. આ તમામ હિન્દૂ જીવન શૈલી શીખવે છે. તેઓ પણ ધર્મ ધર્મ નો એક ભાગ છે. જેઓ આને અનુસરે છે. ઓગણીસ મી સદી ના મધ્ય માં દક્ષીણ ભારત કન્યાકુમારી જિલ્લો ધર્મ ના સિદ્ધાંતિક ભાગ માં દેખાય છે. ભારતીય વસ્તી ગણતરીમાં ને હિન્દૂ સંપ્રદાય તરીકે ગણવામાં આવે છે. ભૈબંદ સોરિયાત શાકાહારી અથવા લિંકઅયાત એક શાકાહારી અને ધાર્મિક કેજે ધર્મ માંથી ઉદ્ભવ્યું હશે. કર્ણાટક માં લિંકઅયાત સમુદાય માં આ મોટા ભાગે અનુસરવા માં આવે છે. શેરડી સાઈ બાબા શેરડી સાઈ બાબા જેમ કે શેરડી સાઈ બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ધારો કે એક આધ્યાત્મિક ગુરુ છે જેમને તેમના ભક્તો દ્વારા શ્રી દત્ત વીરુ નો સ્વરુપ માનવામાં આવે છે. તેમની ઓળખ એક સંત અને તરીકે કરવામાં આવી છે. આર્ય સમાજ આર્ય સમાજ એ એક ભારતીય હિન્દૂ સુધારા છે. દર વર્ષે વેદ ની શક્તિ માં તેની માન્યતા ને આધારે અને પ્રથાઓ ને પ્રોત્સાહન આપે છે. સમાજ ની ભાવના દસ એપ્રિલ અઢારસો પીંછોતેર માં સન્યાસી સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી સમાનતા હિન્દૂ ધર્મ, બૌધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ કેટલાક મહત્વ પૂર્ણ philosopy share કરે છે. વિવેક જુદો અને વ્યક્તિઓ દ્વારા અલગ રીતે અર્થગતં કરવામાં આવે છે. ઓગણીસ મી સુધી તે વીવીધ ધર્મો ના અનીય એવો ને પોતાને એકબીજા ને વિરોધી તરીકે label આપતા નો હતા. પરંતુ સમાન વિસ્તૃત સરસ્વતિ પરિવાર ના તરીકે વિવિધતાના level બનાવામાં આવ્યા. ધર્માદા આ ધર્મોને ધર્મ વાત ધર્મો કેવામાં આવે છે. કારણ કે તેઓ ધર્મ ની મુખ્ય વિભાગ ના સાથે જોડાયેલા છે. સંદર્ભ ના આધારે ધર્મો ના જુદા જુદા અર્થ છે. ઉદાહરણ તરીકે સમૂહ, ધ્વજ, ન્યાય અદ્યત રીત ના વગેરે નો સંદર્ભ લઇ શકાય છે. સમાજ શાસ્ત્ર હિન્દૂ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શીખ ધર્મ મોકઢ અને પુનર્જન્મોના ચક્રો માંથી મુક્તિ નો વિચાર વહેંચે છે. તેઓ આ પ્રકાશન ની ચોક્કસ પ્રવુતિ ના ભિન્ન છે.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

આ બધા ધર્મ માં રામ એક પરાક્રમી વ્યક્તિ છે આ હિન્દૂ ધર્મ તો એવો રાજા સ્વરૂપ માં ભગવાન તરીકે અવતાર બૌદ્ધ ધર્મ માટે બોબહિસ્તવ અવતાર છે. જૈનન ધર્મ માં ધર્મ તેમને એક સંપૂર્ણ વ્યક્તિ હતા. બૌદ્ધ રામાયણો માં વંશજ રાજ રામ નામ શ્રી રામ વગેરે કાંતિ રામાયણ આ સમની કામ ની જનજાતિ માં પણ જોવા મળે છે. જે બૌદ્ધિ શક્તિઓ નો અવતાર છે. જેમને રાક્ષશ રાજા રામ ને સજા કરવા માટે અવતાર લીધો હતો. રાવણ ની માતા રામયણ એ બીજું પુસ્તક છે. જે આ સામના દેહી વાર્તા ને પ્રીતિ કહે છે વિશ્વ વસ્તી માં ધર્મ હિંદુઓ એક તો એક બે અબજ ની વસ્તી ધરાવે છે. બૌધ ત્રણસો વિસ મિલિયન ની વસ્તી ધરાવે છે. શીખ ત્રીસ મિલિયની વસ્તી ધરાવે છે. આ ધર્મો માં મોટા ભાગ ના અનુનાયીઓ દક્ષીણ એશિયા દક્ષીણ પૂર્વ એશિયા અને પૂર્વ એશિયાના છે. ઇસ્લામ ના અવગુણ પેલા માધ્ય એશિયા, મલેશિયા અને ઇન્ડોનેશિયા એ હિન્દૂ અને બૌદ્ધ બહુમતી ધરાવતા હતા એશિયા ની બહાર આજે યુનિટેડ સ્ટેટ્સ, કેનેડા, કેરેબિયન, યુનિટેડ કીન્ગડોમ

ધર્મ ધર્મ એઠળ આવે છે. વિશ્વ ધર્મોને સામાન્ય રિતે ધર્મો ધર્મો અને અફગાહીન ધર્મો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. વિશ્વ ના ધર્મોના લગભગ બે અબજ અને વિશ્વ ની વસ્તી આ ચોવીસ ટાકા છે. વસ્તીના ચોક્કસ આંકડાઓ જાણી જોયા નથી કારણ કે મોટા ભાગ ના દેશોમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ના મોટા ભાગ ના ને હિન્દૂ ધર્મ નો સંપ્રદાય માનવામા આવે છે. વિશ્વ ની વસ્તીના ચોવીસ ટાકા લોકો આ ધર્મો ને અનુસરે છે. ઉપરાંત કેટલાક દક્ષીણ પૂર્વ એશિયાયી દેશો માં હિંદુઓ ને બૌદ્ધ ગણવામાં આવે છે. પૂર્વ એશિયન અને જાપાન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 ભારત ની આઝાદી પછી શીખ ધર્મ અને જૈન ધર્મ ને અલગ અલગ ધર્મ માં માનવામાં આવે છે ભારતીય એનિગ્રન્સ ઑસ્ટ્રેલિયા, યુનિટેડ સ્ટેટ્સ, કેનેડા અને યુરોપમાં એ હિંદુઓ એક જૈન અને અન્ય સદસી ધર્મો થઈન. સંસ્થો સમુદાયીઓ અને રાજકીય પક્ષોના સાબુ નું સ્થાન ધરાવે છે ભારત ના શીખ ધર્મ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ શીખ ધર્મ જૈન ધર્મ ના અને બૌદ્ઘ ધર્મ ના અનુનાયીઓ ભારત ને સામાજિક માળખા અનુસાર વ્યાપક હિન્દૂ તરીકે માનવામાં આવે છે. બેહજાર પાંચ માં ભારત ની સર્વોધ્ધ અદાલત એ જાહેર કર્યું કે શીખ અને જૈનો વ્યાપક હિન્દૂ સમુદાય નો ભાગ છે. ભારત ના શીખ બૌદ્ધ જૈન અને તમામ લોક ધર્મોને હિન્દૂ ગણવામાં આવે છે. તેમને હિન્દૂ નાગરિક કાયદો લાગુ પડે છે. ઓગણીસો પંચાવન ના હિંદુઓ હિંદુઓ અને બૌ અને જૈન શીખ પાસે સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ વ્યાખ્યાયિત કરે છે. ભારત નું બંધારણ વધુ માં જાણવે છે કે હિંદીઓ ની સંધર્ભ શીખ ધર્મ જૈન ધર્મ અથવા બૌદ્ધ ધર્મ નો દાવો કરતી વ્યક્તિ નો ઉલ્લેખ કરવામાં ગણવામાં આવશે.

બસ શાંતિ નિશાબેન કેમ છો તમે?

હા એતો છે જ કે ઘર સંસાર થઇ જાય પછી એ બધા કામ માંથી ઊંચું ન આવાય જોબ કરવાની, ઘર સંભાળવાનું, બધાની જવાબદારી બધું બધું જોવાનું રહેતું હોય છે. હું હું કામ પાડું પાછું Emergency તમને મારુ

NetBanking નો, mobilebanking

ધ્યાન કરવાનું, જોવાનું, સાચવવાનું બધાનું જોવું પડે છે, પાછું તમને જમવાનું ready કરીને આપવાનું એટલે તમને બેંક માં જવાનો Time રહે નહીં

હા વાંધો નહિ, મેં તને સમજાવી આપું, જે તમે Net banking કહો ચો ને એ એક્દુમ સેફ, સીકયોર અને એક્દુમ બેનીફીટવાળી વસ્તુ છે, જેને આપડે કોઈ પણ પ્રકાર નો ચાર્જ લગાવવામાં આવતો નથી, કોઈ પણ પ્રકારનો ખર્ચો કરાવવામાં આવતો હોય છે નહિ, એક્દુમ સરળ, સામાન્ય એન્ડ એક્દુમ સેવા મળી શકે એવી application છે કે જેમ તમે ગમે રામવામાટે કે તમે Play Store થી Whartsup કે Instagram માંથી કેમ તમે Download કરો છો, આવીજ રીતે તમને Download online કરી શકો, બધી બહુ application છે, તમને બધી વારા પરથી વારા પરથી સમજાવી આપું એટલે તમને ખબર પડી જાય કે કઈ application તમારે કઈ રીતે યુઝ કરવી, શું કરવું એ બધું તમને સમાજ પડી જશે

એજ નંબર Use કરો ચો, એટલે જે નંબર બેંક માં Link છે એજ મોબાઈલ માં પણ Link છે

ઓકે અને તમારી પાસે Card છે જે બેંક પાસે થી તમને Debit card આપવામાં આવે છે? એ તો Compulsory છે જો તમારી પાસે એ ના હોય

જે ફ્રી ઓફ ચાર્જ થી થતું હોય છે, ખાલી તમારા પાસે Mobile data હોય તો તમારે Mobile data ચાલુ કરીને Google પે Application Download કરવા રાખી દેવાની છે, ગૂગલે પે Download application થઇ જાય ને પછી તમારે Google pay Download application કરવાનું હોય, Login કરવાનું હોય છે, Google Pay છે એટલે Compulsory Google આયડીતમારી use થવાનીજ છે

પણ જે નંબરથી Google ID link છે એજ નંબર થી તમારે login કરવાની છે, આમ Google ID માટે Google Pay અને Mobile number બંને use થાય છે એટલે તમે ચિંતા ના કરતા કે તમારો Google ID અને Mobile Number કોઈની પાસે જતો રહેશે ને તમારું બધું ખરાબ થશે ને, તમારા No. નો મિસયુઝ થાશે તમારે એની માટેની કોઈ પણ ચિંતા કરવાની જરૂર છે નહિ, તમારે સુરક્ષા બિલકુલ જળવાઈ રહેશે, એમા કોઈજ પ્રકાર નું ટેન્શન થતું છે નહીં, એક્દુમ Secure, સેફ એન્ડ ફૂલી ફાયદાકારક ને ફાયદાવાળી વસ્તુ છે તમારે એની માટેની કોઈ પણ ચિંતા કરવાની જરૂર છે નહિ, તમારે સુરક્ષા બિલકુલ જળવાઈ રહેશે, એમા કોઈજ પ્રકાર નું ટેન્શન થતું છે નહીં, એક્દુમ Secure, સેફ એન્ડ ફૂલી ફાયદાકારક ને ફાયદાવાળી વસ્તુ છે બરોબર કઈ વાંધો નહિ, તમે ચિંતા ના કરો મેં તમને સમજાવી આપું

બાઈલ મેં Google ID થી, તો તમે Login કરો ને ત્યાર બાદ, Login કરીને તમે Google Id ચાલુ કરોને એટલે તમને બધાય આવશે

સૌ પ્રથમ તમારી જે Bank હોય છે,

એ બેંક ચૂસે કરવાની, ધારો કે તમે bank of Baroda માં તમારું Account છે

એટલે કે તમારા Google Pay નો કોઈ ઉપયોગ ના કરી શકે, એટલે સેફ અને Secure રહે એના માટે, UPI ID નાખીને જે Bank માં જેટલું Amount છે,

થઇ જાય એટલા માટે એ Complete રહે છે, એમાં હવે તમારે કઈ ઇશુંઝ નથી હોતા

એમ Google Pay માં કોઈ જાતનો chargers નથી લેવામાં આવતો બિલકુલ ફ્રી ઓફ chargers હોય છે

તમારે payment કરવા માટે કઈ નહિ,

QR code scanner, એમાં Scan કરવાનું છે, અને એમાં Scan કરીને જેટલી Amount Transfer કરવાની છે એ Amount નાખીને તમારો UPI ID નાખી, , તમે અને ચાલુ કરીદો, એટલે automatically તમારું transaction મિનિટો, સેકન્ડો મેં તમારું Transaction complete થઇ જાશે

ઈસીલિ Google Pay થી Online payment કરી શકો છો, એ payment બી તમે Google pay થી કરી શકો છો, પછી તમે માર્કેટ માં શોપિંગ કરવા જાઓ ચો, ગમે એટલે પૈસા ની શોપિંગ કરો છો ને તો વિધાઉટ ટેન્શન તમે સેફ, Secure તમે Payment કરી શકો છો, એક્દુમ સેકન્ડો માં એટલું સેફ છે ના ના બિલકુલ જરૂર નથી હોતી, તમે Google Pay અને ફોન પે આવી application use કરતા હોય ને એટલે તમારે કેશ રાખવાની જરૂર છે નહિ, અને તમારી પાસે કેશ ના હોયને તો બેસ્ટ Benefit રહે છે અને, કેશ ચોરી થવાની અથવા પડી જવાની એ કોઇજ ટેન્શન રહેતી છે નહિ બરોબર છે અને Most important તમે Google Pay માં ત્રાંસકશન હિસ્ટોરી છે એ જતી નથી રહેતી અચ્છા એટલે ડેટા બી સ્ટોરે કરે છે કે કઈ કઈ જગ્યાએ યુઝ કર્યા છે, transaction કાર્ય છે, પ્ક્યાંય શોપમે કે ક્યાંય.

હું, સારી Service છે, અને બીજી એક વસ્તુ કે ગૂગલે ઈદ એક વખત બનાઓ ને પછી Delete નથી કરી શક્તા, કેમકે તમારું Google account bank સાથે Link થઇ જાય, એટલે જ્યાં સુધી તમારું bank account એકટીવતે રહે છે ત્યાં સુધી તમારું Google account પણ એકટીવે ટ રહે છે, એટલે તમે ચિંતા ના કરતા કે તમે Deactivate થશે કે, Tempuninstall કરવું હોય તો થા છે પણ તમારી Google ID બંધ નથી થાતી, કન્ટિન્યુ રહે છે, ચાલુ ને ચાલુ.

ના એવું કોઈજ પ્રકારની problem ના થાય, તમારે ફરી વખત લોગીન કરવું હોય ને તમારે ફરીથી એ Account Detail ને નાખી ને Login કરવાનું હોય છે,

પેલા તમને અને બેનીફીટ સમજાવી દઉં, Google પાયને તમે યુઝ કરો ને, Google pay મેં તમારે ઘરે બેઠા શોપિંગ થઇ શકે, તમારે, તમારા Family માં કોઈનું રિચાર્જ કરવું હશે ને તો એક્દમ ઈસીલી થઇ જશે, પછી તમારે સિલેન્ડર બુક કરવ, Emergency માં બુક કરવો હોય છે, સિલેન્ડર પૂરો થઇ જાય એટલે તમે Google Pay થી બુક કરી શકો, પછી Electricity બિલ ભરી શકો, પછી Insurance ભરી શકો છો, બધાજ પ્રકાર ની Service, Post Paid, Prepaid, DTH, Cable, તમે બધુજ ભરી શકો ચો, Insurance, EMI ભરવું હોય

મને અને એવી જ રીતે તમે કોઈ બીજા કોઈ વ્યક્તિને Link મોકલો અને તમારા Link એકાઉન્ટથી Google account ચાલુ કરે તો એને પણ આવી રીતે મળી શકે છે તમને પણ મળી શકે છે એકસો ને એક રૂપિયા એટલે તમે જેટલા transaction કરો પર transaction તમને કેશ્બેક મળે છે Extra રી રિવોર્ડ મળે છે બધી બહુ Benefit હોય છે હા એ તો હું તમને કહેતી જ છો કે તમે મૂવી Book tickets કરી શકો કોઈ પણ જગ્યા ની Book tickets કરી શકો હા હા તમે Movie Tickets Train Tickets Airline Tickets બસ ટિકિટબધી ટિકિટ જે બુક કરવું છે શોપ કરવું છે બધું જ કરી શકો

હા તમને બતાવી આપું હું તમને પહેલા ફોનપે ની માહિતી આપી દઉં પછી બંનેના ડિફરન્સ સમજાવી દો

આ સોએસો ટકા તમારા થી બંને application જોડે ચાલુ રાખી શકાય છે અને યુઝ કરી શકાય છે બંને application માં બંને તમારો એક જ account હોય તો એ બંને application તમે એક જ No account usage કરી શકો છો

ફોનપે વોલેત પણ તમે transaction કરી શકો છો recharge કરી શકો છો

આ GooglePay, PhonePe બધા Free ઓફ cost છે,

હા એકદમ easy smooth totally digital અને benefit વાળી વસ્તુ છે તમારે કોઈ એક ચાર્જીસ નથી લગતા તમારે કોઈ લિમિત નથી કરીશું, કઈ ઇશુસ નથી થત, તમારે મોબાઇલ ફોનનો આ application સાથે યુઝ કરવાનું છે અને બેન્ક Account link કરવાનું છે તમે તમારું કામ ધક્કા ખાઈને લાઈનમાં ઊભો રહીને કલાકો સુધી કરો છો મિનિટોમાં સેકન્ડોમાં પૂરું થઈ જાય છે તમારું કામ

એકદમ application છે એમાં તમને કોઈ જ problem થવાની શક્યતા નથી એકદમ સેફ તમારો account ને તમારા યુ પી આય કોડ બધા એકદમ સેફ છે Secure છે પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી તમારે સો ટકા Safety રહેતી હોય છે આમાં તમે પહેલા પણ જણાવી આપ્યો કે તમારા ફોનમાં GooglePay, PhonePe ચાલુ કર્યું છે

બાકીકોઈની permission વગર તમારી permission વગર એ application ચાલુ થતી છે નહીં application ચાલુ થાય

અથવા કોઈના હાથમાં લાગી જાય તો બી તમારી ચિંતા કરવાની જરૂર છે નહીં કારણ કે કોઈપણ અત્યારેએટલું બધું ક્લેવર હોતું નથી હોશિયાર હોતું

યુઝ કરવું હોય તો Google Pay યુઝ કરો કેમ કે Google Pay એકદમ ઈઝી મેથડ વાલિ છે અને